અનેક વિધિ સંશોધક અંતે શિક્ષણ પ્રાપ્ત કરવાની વિધિ આ તો હો માંથી મુખ્ય ત્વે ચાર તરાહ નું એટલે કરશુ પેલું છે અનુકરણ ધારા શિક્ષણ મોડેલિંગ અને સામાજિક શિક્ષણ લર્નિંગ બાય માનવ બાલ હોય કે પ્રાણીઓના મોટા ભાગ ના શિક્ષણ એનું કલ અંદાજ મેળવે છે અનુકરણ દ્વારા મેળવેલું શિક્ષણ અવલોકન કલ શિક્ષણ કે સમજીક શિક્ષણ પણ કેવાય પણ કેવાય છે કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનુકરણો મુખ્યત્વે આધાર છે અવલોકન વ્યક્તિએ પોતાના આસપાસ સામ સામાજિક પણ કહેવાય છે પર્યાયવાર્તાન ને અવલોકન કરી અનુકરણ કરી ને જોવું જોવા મળે છે દાખલાતરીકે માતા પિતા સાથે સ્કૂટર પર ફરવા જતો બાળક ઘરે ઘરે

પડેલી હવા ભરવા પંપ ટ્યૂબને પોતાની સાયકલને સીટ પર લગાદીન થોડી વાર ખીચા માંથી પૈસા કાઢ આપવાનો અભિનય કરે છે તે અનુ શિક્ષણ નું ઉદાહરણ છે એક થીં સવા વર્ષ નો બાળક કાને મોબાઈલ ફોન રાખતો જોવા મ જોવા મળે છે તેનું અનુકરન શિક્ષક નું ઉદાહરણ છે રોજ બરોજ ના જીવન માં આવા અસંખ્ય ઉદાહરણ જોવા મળે છે આ તમામ પ્રકાર ના શિક્ષન નો વ્યક્તિ ને સમજવા માંથી મેળવેલો હોવાથી એમૂક વર્ગ શિક્ષણ સમાજ માં શિક્ષણ પણ કેવાય છે નાના બાળકો ટેલીવિશન પર અનેક અભિનેત્રીઓ તથા પ્રખ્યાત વ્યક્તિઓ ના ચોક્કસ પ્રકાર ના પસાનાનો અને ફેસ ફેસ અ ફેસ નેબર કપડાં વાપરતા જોવે તો તે પ્રકારના અને કપડાંઓનો ઉપયોગ કરી ને તેની નમૂના રૂપે અથવા તો મોડેલિંગ શિક્ષ પણ કહેવામાં આવે છે પ્રયત્ન અને ભૂલ નું શિક્ષણ શિક્ષણ આટલાહમાં પ્રાણી કે માનવીએ તેનું સમજ આવી પડી અને સમશ્યાઓ બાર નીકળવા માટે તરતજ છોડી શકતા નથી પરંતુ આ માટે જેમ જેમ પ્રયત્ન વધે છે તેમ તેમ શિક્ષણ કોર થતું જાય છે શિક્ષણ એનું અનુમાન કે થયેલા સમય અને ભૂલ નો ઘટાડો ડાલા આવી શકે છે આ અંગેની વિસ્તૃત સમજ મેળવવા માટે હેય ડોક નો ઉંડા ઉપયોગ કરી ને પ્રયત્ન સમજાય શકે નો પ્રયોગ અમેરિકા માનો વિજ્ઞાન હાઈ બ્લોક એક સમજ એક સમશ્યા પેટી બનાવી હતી આ સમસ્યા પેટી નું રચના એવી રીતે કરવામાં આવી હતી કે જેમાં આપેલી એક જ દબાવતા પેટી ના દરવાજા ખુલી જતા આજ પેટી નો સમયસ્યા થાઈલેન્ડ માં એક મૂકી જેમાં અને સમસ્યા પેટી ને બહાર બીજા ને દેખાય એમતેવી રીતે મુકવામાં આયો હતો સ્વાભાવિક રીતે બિલાડી ખોરાક મેળવવા માટે સામાજિક ને બાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગી અને શરૂઆત માં સમસ્યા પેટી સળિયા પર પંજા માર્યા એક બાચકા ભર્યા સામાન્ય રીતે આમ થી તેમ અતા માર્યા ટૂંકા કાળે અને ટૂંક માં કોઈ પણ જગ્યા એ નીકળ્યું કે છે કે જેમ કે તે ચક્સ્યુ પરંતુ સમસ્યા પેટી ને બહાર બહાર નીકાળવામાં સફળતા મળી છે કે નય આથી ફરી ફરી એનેજ પ્રયાસ ચાલુ રાખ્યા જેમ અચાનક જ તેનો પંજો સમસ્યા પેટી ને ખોલવા માટે પડી જતા સમસ્યા પેટી ખુલી ગયા અહીં સમસ્યા પેટી નો ઢગલો ખુલો એ એક આકશમિક ઘટના હતી બીજે દિવસે કોઈ પણ હેતુ કે સમય પૂરો કા દબાવી ન હતી એટલે જ આ કાળ દાબવા થી નજ દાબવાથી ન જ દરવાજો ખુલ્યો છે તેવું પણ તેને ખ્યાલ નો હતો અને તેથી ન જ બીજા દિવસે ફરી સમસ્યા પેટી મૂક વામાં આવતી આવતાજ પેલા જેવો જ પ્રયત્ન સારું કરવી જેનથી બિલાડી પર અને વચ્ચે નો સંબંધ પ્રાપ્ત થયો ન હતો તે બાબત ને સમક્ષ મેળવી આ રીતે થાઈલેન્ડ માં સતત ચોવીસ દિવસ સુધી કુલ ચોવીસ પ્રયત્ન સુધી બિલાડીએ સારું રાખતા ચોવીસ માં પંજા મારતા સાથે જ કાળ દબાવી ને સમસ્યા પેટી ની બાર નીકળીને શિક્ષક બિલાડીએ હતી સામાન્ય રીતે કોઈ અને ભૂલ થી મેળવેલી શિક્ષણ જેમ જેમ પ્રયત્ન કરતા જાય તેમ તેમ પ્રયત્ન લગતો સમય પર નોંધ ધટાડો લે છે ઘટના ના સમયસર પેટી એ ખુલે નોંધ લતા જોવા મળી છે દરવાજો ખુલતા લગભગ એકસો સાઈઠ જેટલો સમય લાગ્યો તો પ્રયત્ન માં પગ બિલાડી ને ફક્ત દસ સેકન્ડ માં જ પેટી ખુલી જ બાર નીકળી ને ખોરાક મેળવીને શિક્ષક શિક્ષણ કરી લીધો તો આમ પ્રયત્ન અને શિક્ષણ માં ભૂલો વધારે જોવા મળે છે પરંતુ જેમ જેમ પ્રયત્ન અને વધતા જાય છે તેમ તેમ સમસ્યા અંગે સમજ ભૂલો ઓછી અનસદ્ધ છેવટે ભૂલ વગર જ મેળવી શકાય છે આ અભી શ્રદ્ધા એ શિક્ષકો એજ જેવું અને ચાલ ઉપર છે પ્રતેયક સમાન પ્રતેયક એ શિક્ષણ પ્રાપ્ત થાય છે કે તો તે પતરેયક ને થયું કેવાકય છે દાખલ તરીકે દરેક પ્રાકર ના ખાંડ ઓગાળવા આપણું અપડે વિવિધ પનોતી છે આ પ્રકારની શિક્ષક વૅતિત હોય છતાં અનુભવ શારીરરક આપતી તાવ નો મગજ જો ડાય છે અને તેથી એ રજુ કરવા છતાં આમ અર્ધું શ્રધા એટલે અનુભવ એવું એવી સકલ છે કે જેમાં એક ઓડીફક સિક્કિમ અન્ય હોય એહસાસ થાય છે રસીયામાં શરીર શાસ્ત્રી ઓ જેમાં એક વાચ ઓ એં વચન ક્રિયા નો અભ્યાશ કરતા કરતા અન્ય કોઈ અર્ધી સરણ સમજ્યું આ રડી સરન પરંપરાગત હોવા થી સાક્ષીતયા અધિસરણ અથવા અભિસરણ તારી કે ઓળખાય છે આમ એ અભિસરણ કેવાય છે રસિયા ના બધા શાત્રો ઓગની સો ઓગણ પચાસ પોતાના પોતાની જીગ્નાસા ને સતોષ વા માટે એક અભ્યાસ કરતા કરતા તેમને

ઓગણીસો ની સાલ માં બી જી વિદ્યા પરિષક અને વેલો થયો હતો પોતાના પ્રયાગો માટે એક જ એવો અર્થ છે બકે જેમાં કૂતરાને સ્ટેન્ડ પર ઉભો સ્ટેન્ડ પર સ્થિર ઉભો રાખ્યો અને તેમાં થી મોં માંથી નમસ્તે મિત્રો હું ફરીથી તમારી સાથે જોડાયો છું અપડે વાત કરતા વૃદ્ધિ અને વિકાસ ની ઉદેશકો ની તેની અંદર અપડે વૃદ્ધિ અને વિકાસ ની ઉદેશકો ની મર્યાદા ઓ વિષે જાણતા તા તેની અંદર અપડે પોહ્ચ્યા તા સરખાનીઓ અને મુશ્કેલીઓ અને મર્યાદા અને મુશ્કેલીઓ કઈ કઈ આવે છે તેના વિષે અપડે વાત કરીયે છીએ દુનિયા ના પ્રથમ અમેરિકન dollar માં ફેરવી પડે ત્યાર બાદ સરખામણી કરી શકાય મિત્રો અલગ અલગ દેશો છે અલગ અલગ fund છે બધી ની currency એટલે કે તેમનું નાણું જે છે ચલણ છે તે અલગગલગ તો મુખ્ય જે આંતરરાષ્ટ્રીય આપડે જે વેવાર કરીયે છીએ બીજા દેશો સાથે તે કયા ચલણ માં કરી શકાય કય કયા નાણાં માં કરી શકાય? તો તેના માટે મુખ્ય આપડે એક અ કોઈ પણ એક currency નક્કી કરી છે જેમ કે આ અમેરિકન dollar અમેરિકન dollar દ્વારા આપણે આંતરરાષ્ટ્રીય વેવાર કરી શકાય એમાં એમ કે છે અમેરિકન dollar માં ફેરવવી પડે કોઈ પણ દેશ ની જે આવક છે તેને આપણે અમેરિકન dollar માં ફેરવી ને જ આંતરરાષ્ટ્રીય વેવાર કય શકીયે છીએ તેની વિના કરી સકતા નથી બરોબર દુનિયા ના દેશો એ પોતાના હુંડિયામણો દર અનેક જાત ના અસંખ્ય મુકેલો હોવાથી

માથાદીઠ અવાક જેટલી અવાક દેશ ના બધા નાગરિકોને મળે એવું હોતું નથી માથાદીઠ અવાક ને લીધે જેટલું તેના કરતા મિત્રો એની અંદર જાણવાની કય જરૂર નથી અપડે આપડે બીજા મુદ્દા ની વાત કરીએ જીવન ની ભૌ અ ભૌતિક ગુણાત્મક સુધારા આપડા જીવન માં ભૌતિક સુધારા શું શું આવ્યા અને ગુણાત્મક સત્તા શું છે તેના વિષે અપડે વાત કરીશું આર્થિક વિકાશ નો હેતુ હંમેશા લોકો ના જીવન ધોરણ નો સુધારો કરવામાં હોય છે આર્થિકવિકાસ નો અર્થ શું? શુદ્ધ ગુજરાતીમાં સમજાવીયે તો આર્થિક અ હેતુ એક જ છે ભારત અને ભારત માં રહેતા લોકો નું જીવન ધોરણ ઉચ્ચું આવે તેથી કોઈ પણ દેશ નો આર્થિકવિકાસ થયો છે તો બીજા દેશો કરતા કરતા કેટલો વધારે છે કે કેટલો ઓછો છે માપવા માટે માનવ જીવનની ભૌતિકગુણવત્તા નો દર સ્વીકારવામાં આવે છે મહેનત કેટલી કરે છે વ્યક્તિ તેના ઉપર આપણે જાણી શકાય બરોબર બરોબર આવક, અપેક્ષિત આયુષ, બાળમુર્ત્યું દર, શિક્ષણ એમાં અલગ ગલગ મુદ્દા ઓ એની અંદર રહેલા છે તે અપડે detail માં નથી જાણવું આપડે બીજા મુદ્દા ની વાત કરીયે જીવનની ભૌતિક ગુણવત્તા કેટલી છે માનવ જીવનની ભૌતિકગુણવત્તા વિવિધ રીતે અને તેઓના વપરાશ ને આધારિત વપરાશ ના ધોરણો એટલે સમય ના કોઈ પણ ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિ ના સમુહ દ્વારા કરવામાં આવેલ તો વાપરવામાં આવેલ ખોરાક, બળતણ અને અન્ય બિનટકાવ વસ્તુઓ બીજી રીતે વપરાશ માં આવેલ ટકાવ અને અર્ધટકાવ વસ્તુઓ ને ત્રીજી છે વાપ વાપરવામાં આવેલ સમય આ વપરાશ ધોરણ કે જીવન ધોરણ ના તેમના ની ભૌતિક ગુણવતા નાકકી કરે છે તેથી વપરાશ ના ધોરણો થી કે જીવન ધોરણઓ જીવન ની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે જેથી માણસોનું જીવન ધોરણ ઉચ્ચું થાય જાય તો જીવનમાં ભૌતિક સુધારો પણ છે તેમ કય શકાય જીવનની ભૌતિક ગુણવતા સમાવેશ થતી બાબતો ઓહં આની અંદર કહેવામાં આવે છે કોઈ એક વસ્તુ સમય ગાળા દરમિયાન જે દેશ ના લોકો પ્રશ્ન લીધેલ વસ્તુ ઓ ને તેઓના સમયે જે ભૌતિક ગુણવત્તા નક્કી કર છે આ વસ્તુ તો મુખ્યત્વે નીચેના ઘટકો આવે છે પેલું ખોરાક બીજું આરોગ્ય અને ત્રીજું રહેણાંક અને કપડાં ચોથું શિક્ષણ અને મનોરંજન પાંચમું પરિવહન અને તેમાં માહિતી વ્યક્તિદીઠ લંબાઈ અથવા telly phone સંસ્થા છઠ્ઠું ઉર્જા શક્તિ સાતમું દેશ ની વસ્તી મળતું પીવા નું ચોખ્ખું પાણી આઠમું સરેરાશ આયુષ નવમું બાળમૃત્યુ પ્રમાણ ને દસ મુ જો ઉપરની દસ વસ્તુ માં સુધારો થઈ રહ્યો છે તો અપડે એમ કય શકાય કે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધારી છે બરોબર તો તો એમાં એમ કે છે જો સુધારો નો થયો હોય ક્યાં શેત્ર સુધારાની જરૂર છે તેના વિષે અપડે અભ્યાશ કરવો પડે છે અને એની ઉપરથી આપડે વિકાસ ઉપર ધ્યાન દઈએ છીએ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી શકે તેવા પ્રયાશો કરવા પડે છે પણ એની અંદર એક મુદ્દો આપવામાં આવ્યો છે જીવનની ભૌતિક નો અર્થ બરોબર વાર્ષિક અવાક અને માથાદીથ અવાક નો વધારો આર્થિક વિકાશ નોજ છે સાચો ઉદેશક નથી અનેક મર્યાદાઓ છે એ આનું કે એટલું બધું કાય જાણવાની detail માં જાણવાની જરૂર નથી પણ સામાન્ય રીતે અપડે જોયું છે એમાં શું કે છે રાષ્ટ્રીયઆવક અને માથાદીઠ અવાક એ આર્થિક વિકાશ નો સાચો ઉદેશક છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ અવાક હોય તો આર્થિક વિકાસ ઝડપથી થાય અને અપડે જે ગોતીયે છીએ એ સાચો ઉધેસક વાર્ષિક અવાક અને માથાદીઠ અવાક નો સુધારો છે એમ કય શકાય નાગરિક ની પ્રથમ સંતોષાય છે એટલે જે દેશ ના જે નાગરિકો છે એની જરૂરિયાત શું છે સંતોષ થાય છે કે નય એની પર ધ્યાન રાખવું જોવે આ બાબત ને ધ્યાન માં રાખી ને મૌલિક જીવનની જીવનની ભૌતિક ગુણવત્તા રજુ કરી છે ઈ તો ભાઈ નવરો હતો એટલે આ આંકડા માં માનવજીવનની ભૌતિક ગુણવત્તા સુધારો આર્થિક વિકાશ ગણવકામાં આવે છે જીવનની ભૌતિક ગુણવત્તા ચર્ચા આર્થિક વિકાશ દર્શાવે છે કોઈ એક દેશ કે રાજ્ય ના બીજા દેશ કે રાજ્ય ની તુલના કરતા માનવજીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી હોય છે તો તે અર્થ એવો થાય છે કે દેશ ના પ્રથમ રાજયની અંદર વિકાસ ની ચર્ચા એટલે કે સાપટી ઉંચી છે ભૌતિક ગુણવત્તા માં માપવા માટે દર્શાવામાં આવ્યો છે મિત્રો ભારત માં પેલી વાત તો ઈ ભારત એક ગરીબ દેશ છે બરોબર તેની અંદર અલગઅલગ રાજ્ય છે અલગઅલગ city ઓ છે અલગઅલગ જિલ્લાઓ છે તેમાં અમુક જિલ્લા ઓ એવા છે જે વિકાસ પામી ગયેલા છે

compair to નાના માણસો. નાના માણસો એટલે ઓછી ગુણવત્તા વાળા વ્યક્તિઓ ગામડાના લોકો શુદ્ધ ગુજરાતી માં કય એ તો ત્રણ બાબત જે ઈ બધું નથી ભણવું અપડે આગળ વાત કરીયે અ મિત્રો પ્રશ્ન ની અંદર તો આમાં પ્રશ્ન આપેલા છે વિકાસ બવ પ્રમાણે છે આ વિધાન કોને રજુ કર્યું તું? એનો જવાબ આવે છે બરોબર બીજો પ્રશ્ન છે ગુણાત્મક છે તેમાં અલગ અલગ અ

એટલે છ હાજર છ હાજર તો નઈ પાંચ હાજર પાનસો અંદાજે લખી શકીયે બરોબર છઠહો પપ્રશ્ન છે જીવન ની ભૌતિક મૂલ્ય શું હતું માનવ વિકાસ ના અકળાનું મૂળ કેટલું હોય તો zero થી એક વચ્ચે તેથી શૂન્ય થી એક વચ્ચે પણ કહી શકીયે આર્થિક વૃદ્ધિ નો પ્રશ્ન કેટલા રાજ્ય પાસે સંકળાયેલો છે રાષ્ટ્ર વિકાસ પામેલા રાષ્ટ્ર એની સાથે શંકાયેલ છે પછી એમાં આ નીચે ના એક વાક્ય માં જવાબ નથી લખવાના બરોબર પછી પરિભાષીક શબ્દો પરિભાષીક શબ્દો માં કાય છે નય લેવાનું એમાં આર્થિક પ્રગતિ આર્થિકવૃદ્ધિ આર્થિકવિકાસ જીવનની ભૌતિકગુણવતાર પરિણ પરિણાત્મક પરિવર્તન બરોબર નાણું અને ફુગાવો હાલો પછી અ નાણાંનો ફુગાવો એમાં કે છે નય

હવે અપડે વાત કરીયે બેરોજગારી. બેરોજગારી દેશ નું મુખ્ય પ્રશ્ન છે બેરોજગારી ને આપડે ટૂંક માં સમજાવી તો જે વ્યકતિ ઈચ્છા શક્તિ કરાવે છે કામ કરવા માટે અને તમને રોજગાર મળતો નથી તો તેને અપડે બેરોજગારી માં સમાવેશ કરી શકીયે છીએ તો મિત્ર આ અપડે વાત કરતા તા દેશ ના અર્થતંત્ર ની આપડો મુખ્ય વિષય હતો અર્થ શાસ્ત્ર આભાર મિત્રો જળ પ્રદુશણ એ ગંભીર સંકટ બનીને આપ ની સમક્ષ ઉભું છે. આપણે જાણીયે છીએ કે પૃથવી પર એકોતેર ટકા પાણી આવેલું છે પરંતુ તેમાં થી જે પીવા લાયક પાણી છે તે ખુબજ ઓછું છે નેવું ટકા થી પણ ઉપર નું પાણી ખારું પાણી છે જે દરિયા નું પાણી છે

આપણે રોજબરોજ ની જિંદગીમાં પણ કરી શકીએ તેમ નથી, માટે આપણે પાણી નો સાવચેતી પૂર્વક વપરાશ કરવો જોઈએ જયારે આપણે તેને પ્રદુષિત કરતા જઈએ છીએ ચાલો આપણે પહેલા જાણીએ કે જળ પ્રદુષણ કહેવાય કોને, જયારે પાણી ની અંદર નુકશાનકારક પદાર્થો જેમ કે કાદવકીચડ, જેરી રસાયણો, મળમૂત્રો, કચરો, પ્લાસ્ટિક, , વગેરે નાખવામાં આવે છે ત્યારે તે પાણી ને પ્રદુષિત કરે છે હવે આ બધા પદાર્થો જે પાણી ને પ્રદુષિત કરતા હોય છે તેને જળ પ્રદુષક કહેવામાં આવે છે. આપણને ખબર જ છે કે આજે આપણે આપણા પાણી ના જેટલા પણ સ્ત્રોત છે જેમ કે નદી, કુઆ, જેમાંથી આપણને પીવાલાયક પાણી મળે છે. તેને આપણે પ્રદુષિત કરીએ જઈએ છે જયારે નદી વહે છે તો ત્યાંના આજુબાજુ ના શહેર અથવા ગામ માં આવેલી

નદી ની જે પોતાની જે સ્વચ્છ કરવા ની આવડત છે તેના કરતા ખુબ જ વધુ હોય છે અને તેથી પાણી ગંદુ થાય છે. બીજું કે આસપાસના લોકો, ગામ અથવા શહેરના જે લોકો છે તેમના ઘરનો કચરો છે તે મળમૂતરો મૃતદેહો અને બીજી બધી વસ્તુઓ પણ આમજ નદી માં નાખી દેવા માં આવે છે તેનાથી ઘણીવાર નદી મૃત પણ થઇ જાય છે. હવે નદી મૃત થવું એટલે શું તો કે તેમાં પ્રદુષણ એટલું બધું વધી જાય છે કે ત્યાં કોઈ પણ સજીવ શક્ય નથી હોતું. જેમ કે જેપણ માછલી કાચબા વગેરે જે પાણીમાં રહે છે તે બધા મરી જાય છે જીવી સકતા નથી. આનું એક ઉદાહરણ આપણે જોઈએ તો કાનપુર માં ત્યાં આજુબાજુ કાનપુર ની અંદર ઘણાબધા કારખાના ઓ છે અંદાજિત અંક પ્રમાણે પાંચ હાજર થી પણ વધુ કારખાના કાનપુર માં આવેલા છે. આમાં ખાતર ditergent, ચામડું અને રંગ બનાવવા ના કારખાના ઘણાબધા છે તો જયારે આ કારખાનાઓ નો કારખાનામાંથી જેરી રસાયણ નીકળે છે. જે નદી માં છોડવામાં આવે છે તો આ કચરો નદી ને ખુબજ પ્રદુષિત કરી નાખે છે. અને એટલે જ પાણી નો રંગ રાતો દેખાવવા માં આવે છે હવે જો તે બધી કારખાનાઓ oil ઈ refinery છે કાગળ ના કારખાનાઓ છે કાપડના કારખાનાઓ છે પછી ખાંડ ની મિલ છે આ બધી રાસાયણિક factory ઓ માંથી છે અને આમાંથી રાસાયણિક કચરો નીકળે જે પાણી ને ખુબજ નુકસાન કરે છે આ બધા પ્રદૂષકો છે રાસાયણિક પ્રદૂષકો છે જેમાં argenic સીસું fluoride નો સમાવેશ છે અને આ પ્રદૂષકો વનસ્પતિઓ ને પણ એટલુંજ નુકસાન કરે છે જેટલું એ પ્રાણીઓ ને કરે છે અને જો આપણે આ અટકાવવા માંગતા હોઈએ તો આપણે આમ એમ કરી શકીએ કે જેપણ કચરો નીકળે છે આ બધી fectory ઓ માંથી તેને પહેલા તેની ઉપ્પર પ્રક્રિયા કરવા માં આવે

ગંભીર બની રહી છે. બીજું જળ પ્રદુષણ નું કારણ એક એ બન્યું છે કે આપણને ખબર છે પાકની સંરક્ષક માટે જંતુનાશક અને કીટનાશક નો ઉપયોગ કરવા માં આવેછે.

પાણીમાં આ બધા રસાયણો ભળે છે તો દ્રાવ્ય થઇ પાણી ની સાથે તેમાં ધોવાઈ ને જળાશય ની અંદર મળી જાય છે અથવા તો પછી જમીન ની અંદર તેનું શોષણ થઇ જાય છે અને ભૂગર્ભ જળ ની અંદર મળી ને તે ભૂગર્ભ જળ ને પણ પ્રદુષિત કરી નાખે છે માટે આપણે રાસાયણિક કીટનાશકો છે તેનો પણ સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ હવે બીજું એક એ બી છે આ જયારે પાણી રસાયણ જે બધા છે તેના કીટનાશકો દ્વારા થયેલા તેના દ્વારા જળાશયો માં જાય તો એ લીલ પેદા કરે છે કારણ કે લીલ તે આ જ જે આ રસાયણ છે તેને ખોરાક લઈને તેમાંથી તેનો વિકાસ થાય છે હવે જ્યારે હવે આ લીલ મરી જાય છે ત્યારે એ વિઘટકો ના કામ માં આવે છે એ લોકો એને ખોરાક તરીકે વાપરે છે અને આપણને ખબર છે વિઘતો જયારે વિઘટકો લીલ ખાય છે તે સમયે ખુબ જ વધારે માત્રા માં oxygen વાપરે છે અને આના લીધે એ જળાશય ની અંદર oxygen નું સ્તર ઘટી જાય છે અને તેના કારણે બીજા ને જળ ની અંદર જીવ રહેલા છે તેને oxygen ની કમી થાય છે જયારે આપણે મળમૂત્ર પાણી ની અંદર જવા દએ છે તો તેમાં રહેલા જે bacteria છે તે બધા પણ પાણી માં ભળી જાય છે અને bacteria જ નઈ એના સિવાય virus ફૂગ અને બીજા પરોપજીવી ઓ જે છે તે બધા પણ અંદર ભળી જાય છે આવા પ્રદુષિત પાણી ને કારણે કેટલાય રોગ ફેલાય છે જેમ કે cholera, typhoid, કમળો તેમ ઘણા રોગ પાણી દ્વારા જ ફેલાઈ જાય છે આપણે પીવાલાયક પાણી બનાવવા માટે જયારે આ જળાશયો માંથી પાણી આપડા ઘરે મોકલવામાં આવે છે ત્યારે તેને શુદ્ધિકરણ કરીને મોકલવામાં આવે છે અને તેજ રીતે જયારે આપડે ઘરમાંથી જે ગંદુ પાણીછે તેનો નિકાસ કરવા માટે જળાશય માં નાખવામાં આવે છે તો ત્યાર પહેલા તેને સુએજ treatment plant માં કેટલીક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તેનું શુદ્ધિકરણ કરી પછી જ પાણી ની અંદર ઠાલવવા માં આવે છે ને ઘરવપરાશ માટે જે નગરપાલિકા માંથી પાણી આવે છે તેને શુદ્ધ કરવા માટે ખુબ જ ઉર્જા નો ઉપયોગ થાય છે માટે આપડે સાવચેતીપૂર્વક પાણીનો વપરાશ કરવો જોઈએ બનેતેટલો પાણી નો વપરાશ ઓછો કરીએ તેનો બગાડ ના કરીએ અને થઇ શકે તો એનું એજ પાણી ને ફરીથી વાપરી શકાય તો વાપરીએ જેમ કે દાળ ચોખા ધોયેલું પાણી અગર બહાર આપડે કોઈ છોડ ઉગાડયો હોય તો તેમાં નાખી શકાય છે અને અમુક તો આપડે આપણી રોજની આદતો થી પણ ઓછું વપરાશ કરી શકીએ જેમકે આપડે દાંતે brush કરીએ ત્યારે જો નળ ને બંધ રાખીએ તો કેટલાય લીટર પાણી આપણે સંઘરી શકીએ છીએ હજારો લિટરો પાણી આમજ બગાડ થઇ જાય છે જયારે આપણે નાળ ખુલ્લા રાખીને brush કરવા ઉભા રહીએ તો, તો આ વિષે આપડે વિચારીને સંકલ્પ કરીએ કે અપને પાણી નો બગાડ

ખ ખલનો ખ હવે આપણે બીજા કાર્ડમાં આવ્યા છીએ હું પણ શબ્દ વાંચું છું પણ તમે પણ મારા પછી વાંચજો જેથી કરીને તમને પણ યાદ રહી જાય અહિયાં એક દુકાનનું ચિત્ર છે. જેમાં વૈદ્ય છે વૈદ્ય એટલે જે આયુર્વેદિક દવા કરતાં હોય જેમકે આપણે દવાખાને જઈએ છે અને આપણને જે ગોળીયો આપે છે એવી દવા નઈ આ દવા આયુર્વેદિક હોય છે. જેમકે ઝાડના જે પાન હોય અથવા મૂળ હોય એને ઘસીને કે વાટીને આપણને દવા આપે છે. તો આ એવા વૈદ છે જે આયુર્વેદિક દવા કરે છે. વૈધ વૈધનો વૈ વને બે માત્ર જે માથે છે એનો આપણે ઉચ્ચાર શું કરીશું? વને માથે બે માત્ર વૈ કાં તો તમે direct પણ સીધે સીધું વૈ એમ બોલી શકોશો. સૈનિક સૈનિક સૈ સને માથે બે માત્ર સૈ સૈ

ઐરાવત અને માથે બે માત્ર ઐ ઐ ઐરાવત એટલે હાથી જ થાય છે. card Number ત્રણમાં રેલગાડી જે આપણે ટ્રેન બનાવીએ છીએ સરખા સરખા મૂળાક્ષરો અને શબ્દો જોઈને તો એવી રીતે આપણે ટ્રેન બનાવીશું.

તો ઐયા એવોને એવો શબ્દ લખેલો છે હવે એની પાછળ આપણે જોઈએ તો છે ખ લ હવે આવો શબ્દ આપણે શોધીશું ખલ ટપાલી ટપાલી ખેતર ખેતર ચકલી ચકલી હવે આપણે ચાર નુંબર ન card માં આવી ગયા છીએ અહિયાં આપણે બે વિધ્યાર્થીઓએ આ રમત રમવાની છે. આમાં લીલા કલરનું આપણને ટપકું આપેલું છે. એટલે તમારે તમારા ભાઈબંધ સાથે કે બહેનપણી સાથે આ રમત રમવાની છે. અહિયાં એક લાલ કૂકડી છે અને એક લીલી કૂકડી છે. અને વારાફરથી આ કૂકડી નાખવાની છે જેનાથી જો લાલ કલર આવે તો લ, આસમાની કલર આવે તો ટ, લીલો કલર આવે તો ચ

એ તમારે આ રીતે જો અહિયા Arrow આપેલો છે અહિયાથી અંદર આગળ વધવાનું છે અને પછી તમારે જે પણ મૂળાક્ષર આવે અથવા બેમાત્ર ચિન્હ પણ આવે તો તમારે બોલવાનું છે. ફેકીશું આપણે લાલ જે કૂકરી છે એને આવે છે એટલે મૂકીશું ચ ઉપર હવે બીજા બાળકે પાસો ફેક્યો તો આવ્યો છે કાળો કલર કાળો એટલે ઐ અહિયાં મૂકીશું લીલા કલરની કૂકડી તો અહિયાથી આપણે આમ વળીને જ્યાં લ આવેશે ત્યાં લાલ કૂકડી મૂકીશું

આમ અહિયા મૂકી દેવાની છે. એજ રીતે હવે આ લાલ કુકડીનો વારો આવ્યો જેની લાલ કૂકડી છે એનો તો એમ કરીને અહિયાથી આમ વળવાનું તમારે કેવી રીતે વળવાનુંએ પણ અહિયાં નિશાન આપેલું છે. આ રીતે વળતાં જવાનું અને રમત રમતા જવાનું જ્યાં સુધી તમે અહિયાં ના આવી જાવ અને જે કૂકડી પેલી બાર નીકળશે એ આ રમત જીતી કહેવાશે.

તો અહિયાં જે star આપેલા છે તારા એની અંદર શબ્દ લખેલા છે ધીમે ધીમે તમે પણ મારી સાથે આ શબ્દો વાંચજો. કૈ લા શ કૈલાશ જૈ વિ ક જૈવિક ચૈ ત ર ચૈતર દૈ નિ ક દૈનિક ચૈ તા લી ચૈતાલી વૈ રા ગ વૈરાગ વૈ રા ગી વૈરાગી સદૈવ સદૈવ અથવા તમે ધીમે ધીમે વાંચવું હોય તો સ દૈ વ સદૈવ દૈવ દૈવ વૈ દ વૈદ ખૈબર means કે આપણે ખબર બોલતા હોઈએ છીએ પણ અહિયાં જેવુ લખ્યું છે એ આપણે વાંચવાનું છે.

card Number છ માં તમારે વૈ નામના card આપેલા છે પછી બાકીના જે પાછળ જે શબ્દ જોડી શકાય એવા Card પણ આપેલા છે. અને વૈ વાળા છે ત્રણ card તો આપણે જે વૈ વાળ card છે જે બે એ પેલા તો કાઢી નાખીએ કારણકે સરખા જ છે. પછી જ્યારે એક આપણે વૈનુ card લઈશું અને વાર ફરથી જે બાકીન card છે એ મુકતા જઈશું અને શબ્દ બનાવતા જઈશું અને બોલતા જઈશું. તો પેલો શબ્દ બનશે વૈ ધ વૈધ બીજો શબ્દ આપણે બનાવીશું વૈ રા ગ વૈરાગ વૈરાગી વૈરાગી વૈતરણી વૈતરણીતો અહિયાં આપના આ card પૂરા થાય છે આ card નો કલર કથ્થઈ કલર છે. એટલે આ card તમારે જાતેજ વાંચવના હતા સાત Number નું card છે એમાં લીલો કલર છે આ કલરના card માં તમારે તમારા ભાઈબંધ કે બહેનપણીની મદદથી વાંચન કરવાનું છે. તો તમારે આ card ના વાક્યો બનાવાના છે ત્રણ ત્રણ card કે ચાર ચાર card ગોઠવીને સરખું વાક્ય બનાવાનું છે અને પછી વાંચવાનું તો તમે

ચાલ રમીએ

સદેવ દવા આપે સદેવ દવા આપે વૈધ દવા આપે વૈધ દવા આપે કૈલાસ ગીત ગા કૈલાસ ગીત ગા કામ

અહિયાં તમારે બધા જ ચિત્રો માં પેન્સિલ વડે ઉપર લીટી પૂરી કરવાની છે. પછી એમા રંગ પુરવાનો છે. તો આપડે જે આ નાનુ ચિત્ર છે પિચકારીનું છે સત્તરટેટીનું છે મકાન છે ચકલી છે ને બાર માસી તો આપણે અહિયાં જે પિચકારીનું છે જે ચિત્ર છે એ આપણે એમાં રંગ પુરી છું. અને pencil વળે એમાં કેવી રીતે લખવું અથવા એના ઉપર કેવીરીત pencil ફેરવવી એ શીખીશું તો અહિયાં આપણે જેટલા ટપકા હશે એ બધાને એક એક લીટીમાં જોડતા જઈશું પણ એનો આકાર ના બદલાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે.